આ ફોટા માં સ્ટેશનરી શોપ દેખાય રહી છે જેમાં એક ભાઈ દુકાનદાર છે ગ્રાહકને સ્ટેશનરી ની વસ્તુ પ્રોવાઇડ કરી રહ્યા છે.

આ ફોટલ હોટલ ના દેખાય રહ્યો છે જેમાં અલગ અલગ જાતના ટેબલ --

મેદમ મેદાનમાં ડેકોરેશન નો સામાન દેખાય રહ્યો છે પાછળ ખૂબજ એવો બંગલોઝ છે.

મેટ્રો નુ જે આવે છે એ દેખાય રહ્યુ છે નુ સાફ સફાઈ સારી એવી કરેલી છે એ પણ દેખાય રહ્યુ છે.

મેટ્રો સ્ટેશન મા લોકો જેઇ આજુબાજુ સાફ સફાઈ પણ સારી એવી દેખાય છે.

અહ જ્યારે ઓ રિસેપ્શનિષ્ઠ પણ દેખાય છે રિસેપ્શન પણ સારો એવો છે ઉપર લાઈટિંગ ખુબ જ સારી એવી દેખાઈ રહી છે તેણે--

તેનુ ઉપરનું પાર્ટ્સ પણ હવે જે આવે છે એ થોડુક નબળુ થયેલુ છે અને ધીરે ધીરે એકદમ કાચબો ધીરે ધીરે ચાલી રહ્યો છે.

જે સન નો બોજ ખુબજ વ્યુ આવી રહ્યો છે કૉલેજ પણ ખુબજ સારી એવી દેખાય રહી છે ગાર્ડન ખુબજ સારૂ સા--

બોર્ડ પણ લાગેલુ છે અને એન્ટ્રી અને એક્ઝિટ માટે છે ટિકિટ સ્કેન કરવાનું હોય છે એ પણ છે.

રેડ કલર નો જાડ નો ફોટો દેખાય રહ્યો છે ત્યાં આજુબાજુ ડ્રમ પડ્યા છે ફોટા માં સારો એવો રસ્તો દેખાય રહ્યો છે જાડ છે.

વેડિંગ મા બધા એક સાથે સેલ્ફી લેતો ફોટો છે ત્રણ ભાઇઓ દેખાય રહ્યા છે બે બહેનો દેખાય રહી છે.

અહ એનો ફોટા છે જે બ બૌજ બધા રાખવામાં આવ્યા છે તેના ઉપરથી માડ બનાવવામાં આવે છે.

દેખાય છે અને એ ભાઈ એમનો ફોટો લઇ રહ્યા છે ચાય પી ચા પીતા--

જુના માર્બલ નુ છે એજ સામે એનું બિલ્ડીંગ લાગી રહી છે.

આ બધું દેખાઈ રહ્યું છે અને એકદમ ડેકોરેટ કરીને ખૂબ જ ત્રણ માળ જેવું કરીને.--